પણ, એકદમ સિમ્પલ અને જલ્દી થી સમજી શકાય એવી એકદમ બેઝિકલી તમને સમજણ આપે એવી એપ્લિકેશન ગૂગલ પે છે, તો તમારે ગૂગલ પે, પ્લેસ્ટોર માથી ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જે ગવર્મેન્ટ રેકમેન્ડેડ એકદમ સેફ, સિક્યોર ને ટોટલી બેનિફિટ આપે એવી એપ્લિકેશન છે જેના થી તમને કોઈ જ પ્રકાર ના સાઇડ ઇફેક્ટ કે કોઈ જ પ્રકાર ની ટેન્શન લેવાની અથવા ચિંતા કરવાની કે બીક રાખવાની જરૂર છે નહિ તમને એમ થતું હોય કે તમે તમારો અકાઉંટ મોબાઈલ માં નાખો છો ને પછી કોઈ દિવસ કસુ અ દુર્ઘટના બનવાની જેમકે ડેટા તમારા હેક થવાની અથવા એવી કશું પ્રૉબ્લેમ થતી હોય તો એ કોઈ જ પ્રકાર ની પ્રૉબ્લેમ ની બીક રાખવાની તમારે જરૂર છે નહિ કેમકે એના થી એવી કોઈ જ પ્રકાર ની પ્રૉબ્લેમ થાતી છે નહિ, એકદમ શાંતિ થી ઓકે તો તમારે એવી બધી કોઈ જ પ્રકાર ની ચિંતા કરવાની જરૂર છે નહિ તમારે એ એપ્લિકેશન એકદમ સિમ્પલી, ઇજીલી અને શાંતિ થી યુઝ કરી શકાય છે, ઇન્સ્ટોલ કરો ઍટલે તમારે કોઈ જ

અને એવું કઈ જરૂરી નથી કે તમારે પર્ટીકયુલર કોઈ ભી બેન્ક માં અકાઉંટ હોવું જ જોવે અને પછી તમારા થી ગૂગલ પે યુઝ કરાય ચિંતા કરવાની જરૂર છે નહિ તમારે રેન્ડમલી કોઈ ભી અકા બેન્ક માં તમારું અકાઉંટ હશે તો બી તમારે શાંતિ થી કોઈ બી અકાઉંટ મોબાઈલ સાથે લિન્ક કરી ને તમે ગૂગલ પે નો ઉપયોગ કરી શકો છો તમારે ગૂગલ પે ચાલુ કરવા માટે તમારે જે બેન્ક માં તમારું અકાઉંટ છે ઈ બેન્ક માં અકાઉંટ નંબર એ બેન્ક માં અકાઉંટ નંબરથી મળુ છે તમે જે બેન્ક માં અ તમારું ખાતું છે એ બેન્ક નો આઈએફએસી કોડ ને અ મોબાઈલ નંબર ઍટલે કે જે મોબાઈલ નંબર થી તમે તમારું અકાઉંટ લિન્ક કરવાના છો ઈ મોબાઈલ નંબર અને જે અકાઉંટ માં લિંકડ મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર જોવે જરૂરી છે તમારે આટલી વસ્તુ મહત્વ ની છે, અને તમારી પાસે હોય તો તમે ગૂગલ પે ચાલુ કરી શકો સૌપ્રથમ તમે પ્લે સ્ટોર માં થી ગૂગલ પે ડાઉનલોડ કરો એટલે ગૂગલ પે ડાઉનલોડ કર્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર ને ગૂગલ આઈડી થી લૉગિન કરવાનું રહે છેઍટલે તમારી ગૂગલ આઈડી અને મોબાઈલ નંબર થી લૉગિન કરો ઍટલે તમારા અકાઉંટ, જે તમારો ગૂગલ

ઍટલે તમારે ફોન સાથે તમારું બેન્ક અકાઉંટ લિન્ક કરવા માટે જે તમારું ફો અ ફોન નું અ ફોન સાથે તમારું બેન્ક અકાઉંટ લિન્ક કરવા માટે તમારે તમારી જે બેન્ક માં અકાઉંટ છે એ બેન્ક ચુસ કરવાની હોય છે, એ બેન્ક ચુ સ કરો એટલે તમને, તમારો જે એટીએમ કાર્ડ છે, એ એટીએમ કાર્ડ માં પાછળ ની સાઇડ બાર આખર ના બાર આકડા આપેલા હોય છે એમાંથી પાછળ ના ચાર આંકડા ડાયલ કરવાના હોય છે એટલે તમારું એટીએમ કાર્ડ જે અકાઉંટ થી લિન્ક છે એ અકાઉંટ સાથે લિન્ક છે અને એટીએમ કાર્ડ ને અકાઉંટ બંને ઍક્ટિવેટ છે એ જાણકારી મળે છે અને તમારું મોબાઈલ સાથે અ મોબાઈલ સાથે તમારું બેન્ક અકાઉંટ ક્લિક થવાની પ્રોસેસ ચાલુ થઈ જાઇ છે

હઅ, કેટલા ટાઇમ સુધી અકાઉંટ માં અ તમારું એટીએમ વેલીડ છે એની જાણકારી માટે તમારે લાસ્ટ ડેટ ભી નાખવાની હોય છે ત્યારબાદ, સીવીવી કોડ નાખવાનો હોય છે એટ ને પછી યુપીઆઈ પિન સેટ કરવાનો હોય છે ઍટલે તમારું અકાઉંટ એકદમ કંપ્લીટલી એક્ટીવેટ થઈ જાઇ છે ઍટલે તમારે અકાઉંટ ઍક્ટિવેટ થઈ જાઇ એટલે તમારે કોઈ પણ પ્રકાર નું ટ્રાનજેક્શન કરવુ હોય કઈ બી પ્રોસેસ કરવી હોય તો એકદમ સિમપલી, ઇઝીલી તમે ટ્રા અ પ્રોસેસ કરી શકો છો, ધારો કે તમારે તમારા ફેમિલી મેમ્બર નું રીચાર્જ કરવું છે અથવા કોઈ રિલેટિવ્સ ને પઈ પૈસા નું ટ્રાનજેક્શન કરવું છે તમારે કોઈ દોસ્તાર માટે તમારે ગિફ્ટ ખરીદવા માટે ઓનલાઇન શોપિંગ કરવી હોય બધા બોવ જ પ્રકાર ના બેનિફિટસ છે એના તમારા જ અકાઉંટ માં તમારે મતલબ કે તમારી પાસે બે અકાઉંટસ છે ધારો કે બેન્ક ઓફ બરોડા નું છે ને એસબીઆઇ બેન્ક નું છે તો તમારા બેન્ક ઓફ બરોડા નું

એવી જ રીતે તમે કોઈ, તમારે હ તમે અકાઉંટ થી ટ્રાન્સફર કરી શકો છો તમારે એવી રીતે ટ્રાન્સફર કરવા માટે ખાલી સામે વાળા વ્યક્તિ ને કયાઅ, કયું અકાઉંટ છે કઈ બેન્ક નું અકાઉંટ છે એ જરૂરી છે ત્યાર બાદ, અ જે કઈ બેન્ક નું અકાઉંટ છે એ જરૂરી છે, એનો આઈએફએસસી કોડ ને એ જે વ્યક્તિ છે એના ખાતા નું નામ જરૂરી છે એટલી વસ્તુ હોય એટલે તમે શાંતિ થી તે એના અકાઉંટ માં પઈ ટ્રાનજેક્શન કરી શકો છો

બીજી એકસ્ટ્રા કૂપન હોય છે, પછી હ કોઈ તમે શોપિંગ અથવા કોઈ બી વસ્તુ પરચેસ કરો તો એના પર તમને

એકદમ ઈઝી છે ત્યારબાદ તમારે બીજા કોઈ મતલબ કે તમારા ફ્રેન્ડ છે એ તમારા ફ્રેન્ડ ના અકાઉંટ માં ટ્રાનજેક્શન કરવું હોય તો તમારી પાસે જસ્ટ એનો મોબાઈલ નંબર હોય, તો તમે તમા એના મોબાઈલ નંબર થી બી એના અકાઉંટ માં પૈસા ટ્રાન્સફર કરી શકો છો એકદમ સિમ્પલી તમારે ના તો બેન્ક ની લઈને માં ઊભું રેવું પડે છે ના તો એટીએમ ની લઈને માં ના તો એટીએમ માટે કયાય ભાટ ફરવું પડે અથવા અ

હા હા બિલકુલ નહિ તમારી પાસે તમારે કેશ રાખવાની જરૂર છે જ નહિ કેશલેસ ટ્રાનજેક્શન થઈ જાઇ છે ટોટલી તમે કોઈ ભી, હા હા ચોરી થવાની, પૈસા ખોવાઈ જવાની એવી કસી બીક રેતી છે નહિ એકદમ શાંતિ થી તમે ટ્રાનજેક્શન થઈ જાઇ છે ટોટલી

ચેન્જ લેવાની બી જરૂર પડતી છે નહિ તમે જસ્ટ તમારા ફોન થી એ જે સ્ટોર છે એનો કયુઆર કોડ સ્કેન કરી દો અને સ્કેન કર્યા બાદ પેમેન્ટ કરી દો જે તમે પેમેન્ટ કરો ત્યારે તમારે જે પર્ટીક્યુલર તમારે જે અમાઉન્ટ પે કરવાની છે એ એમાઉન્ટ જ પે કરવાની રે છે એનાથી તમારે ચેન્જ લેવાની બી જંજટ રેતી છે નહિ ઈ બી તમે ઇજીલી શાંતિ થી હા બિલકુલ વિધાઉટ કેશ તમે કોઈ બી જગ્યા એ પેમેન્ટ કરી શકો છો એક રૂપીયા થી માંડી ને તમારે હજારો ની ખરીદી કરવી હોય બે જિજક ચિંતા કર્યા વગર શાંતિ થી ગૂગલ પે દ્વારા ઓનલાઇન શોપિંગ કરી શકો છો પેમેન્ટ કરી શકો છો ગૂગલ પે દ્વારા જ તમે તમારું ગેસ બિલ, લાઇટબિલ, ઇલેક પછી ઈન્સ્યોરન્સ પછી બધા બોવ જ પ્રકાર હા ટિકિટ બૂકિંગ ને બધી જ પ્રકાર ની તમે પ્રોસેસ કરી શકો છો એની માટે કયાય તમારે ટ્રાવેલિંગ કરવાની અથવા દૂર સુધી લા ભાગવાની જરૂર પડતી છે નહિ અ અ ના તમારે ટ્રાનજેક્શન કરવા માટે કોઈ જ પ્રકાર ની લિમિટ હોતી છે નહિ અનલિમિટેડ ટ્રાનજેક્શન થતું હોય છે પર ડે તમે અનલિમિટેડ ટ્રાનજેક્શન કરી શકો છો

ટેક્સ્ટ મેસેજ માટે બેન્ક માં જેમ ચાર્જ પે કરી એ છે ઈયરલી એવો કોઈ જ પ્રકાર નો ચાર્જ લાગતો છે નહિ તમે એકદમ ફ્રી ઓફ ચાર્જ તમે આનો એપ્લિકેશન નો યુઝ કરી શકો છો અ અ હા ગૂગલ પે ની જેમ બીજી બધી બોવ ઍપ્લિકેશનો છે જેમકે ફોન પે, પેટીએમ તમે જએમ વ્હોટ તમે જે નૉર્મલી ચેટિંગ માટે વ્હોટ્સઅપપ નો એ યુઝ કરો છો એવી જ પ્રકારે બીઝનેસ વ્હોટ્સઅપ્પ નામ ની એપ્લિકેશન આવે છે એ એપ્લિકેશન બી તમે પેમેન્ટ કરી શકો છો બધા બોવ જ પ્રકાર ના પેમેન્ટ માટે ની મેથડ

અ પેટીએમ ભી એપ્લિકેશ પેટીએમ અને વ્હોટ અ જે ગૂગલ પે છે એ સેમ વસ્તુ છે એ નોરમલી પ્લે સ્ટોર થી ડાઉનલોડ કરી ને યુઝ કરવામાં આવતી એપ્લિકેશન છે જેમ તમે ગૂગલ પે ફોલો કરો છો એમ તમારે પેટીએમ ભી ફોલો કારવનું છે ને એ જ રીતે ફોનપે બી ફોલો લરવાનું છે બીજુ તો કાઇ એ સ્ટ્રક્ચર કે કશું કે મેથડ એવું કશું આવતું છે નહી જેમ તમે ગૂગલ પે યુઝ કરો એવી જ રીતે એ બધી ભી ઍપ્લિકેશનો યુઝ કરવાની છે હમ એમા કોઈ સ્પેશિયલ ટ્રિક કે સ્પેશિયલ મેથડ કે સ્પેશિયલ અ ગાઈડન્સ ની જરૂર હોતી નથી તમે નૉર્મલી જે ગૂગલ પે યુઝ કરો એજ મેથડ નો યુઝ તમારે ઈ એપ્લિકેશન માટે કારવાનો હોય છે

હં હ મે તમને જે સમજાયું એ માટે તમને કમ્પ્લીટલી સમજ પડી ગઈ?

ઓકે મે તમને કીધું એ તમને સમજ કમ્પ્લીટલી પડી ગઈ ઈ માટે તમારો ખૂબ ખૂબ આભાર આજે આપણે પોષણ વ્યવસ્થાપનની વિષયની તરફ જ્યારે જઈએ. તો આપણે સર્વ પ્રથમ મગફળીના પાક ની અંદર University ની રાસાયણિક ખાતર ની કેટલી ભલામણ છે એટલે કે પોષક તત્વો ની કેટલી જરૂરિયાતની ભલામણ છે તેની જો આપણે વાત કરીએ તો મગફળીના પાકને પ્રત્યે હેક્ટર ચોમાસુ મગફળીને પ્રતિ હેક્ટર સદા બાર કિલો nitrogen અને પચીસ કિલો phosphorus નાખવાની ભલામણ કૃષિ University એ દ્વારા થયેલી છે એટલે કે ખૂબ જ ઓછા રાસાયણિક ખાતર ની જરૂરિયાત એટલે કે ખૂબ જ ઓછા પોષક તત્વોની જરૂરિયાતથી મગફળીનો પાક જે છે એ આપણે વ્યવસ્થિત રીતના લઈ શકીએ છીએ હવે મગફળીનો પાક છે એ ખૂબ જ પેચીજો પાક છે. મગફળી ની અંદર ખાતર કયું નાખવું તેનું selection કે તેની ભલામણ ખેડૂતે પોતાના જમીનની ધ્યાનમાં રાખીને પણ કરવાની હોય છે મગફળી ની અંદર

એક road ની ભાવે આપે છે road map અનુસાર મગફળીને હાડા બાર કિલો nitrogen અને પચીસ કિલો phosphorus ની જરૂરિયાત છે પરંતુ તે પોતાની તહિલને પોતાના ખેતરની તાસીરને સમજીને

મગફળી રોકવા માટે ખૂબ જ મોંઘા ભાવના hormones નો છંટકાવ છે જે કરવું પડતું હોય છે જેના લીધે મગફળીની વાનસ્પતિક વૃદ્ધિ છે તે ઓછી થાય અને મગફળી ની અંદર સોયા ફૂટે અને છોડવા છે તે બેસે એટલે અને ઘણા ખેડૂતોના ખેતરની અંદર મગફળીનો વિકાસ જ ન થતો હોય તો તેને મગફળીનો વિકાસ થાય તે માટે ઘણા બધા ખાતરો દવાઓ જે નાખવી પડતી હોય છે એટલે કહેવાનો મતલબ કે મગફળીના પાક ની અંદર પોતાના જમીનની તાસીર અને પોતાનો અનુભવ પણ ખૂબ જ મહત્વનો ભાગ જે ભજવતો હોય છે. હવે આપણે University આપેલા જે road map ની વાત કરીએ તો સદા બાર કિલો nitrogen ની જરૂર છે અને પચીસ કિલો phosphorus ની પ્રતિ હેક્ટર જરૂરિયાત છે. તો હવે આપણે nitrogen ની પૂર્તિ માટે જ્યારે ખાતર આપવાની વાત આવે તો nitrogen ની પૂર્તિ માટે આપણે Ammonium Sulphate નું વિકલ્પ છે એ બી કરવી જોઈએ કારણ કે Ammonium Sulphate ની અંદર રહેલા જે nitrogen છે એ ઝડપથી જમીનની અંદર જતો રહેતો નથી અને હવાની અંદર ઉડતું નથી એનું બંધારણ એ રીતનું હોય છે કે ધીમે ધીમે છે છોડને એ લાગતો હોય છે એટલે પાયાની અંદર આપણે urea ના વિકલ્પ સ્વરૂપે અમ Ammonium Sulphate છે નાખી શકીએ નહીં કે urea આપણે પાયાના તરીકે urea છે એ nitrogen ના વિકલ્પ તરીકે આપવું જોઈએ નહીં અને સૌ જાણીએ છીએ કે મગફળી અમુક દિવસની થાય ત્યારે તેના મૂળની અંદર hydronium ની ગાંઠ જે થતી હોય છે અને એ ગાંઠ પણ હવામાંથી nitrogen લઈ અને છોડને અને જમીનને આપતી હોય છે ત્યાર પછી આપણે આવી અન્ય વિષય ઉપર તો મગફળીને પચીસ કિલો phosphorus ની પણ જરૂરિયાત રહેતી હોય છે તો મગફળીને phosphorus ના વિકલ્પ તરીકે આપણે superphosphorus નો જે ઉપયોગ છે તે કરી શકીએ કારણ કે single super phosphate છે એ પાણીની અંદર વ્યવસ્થિત રીતે અને ઝડપથી જે દ્રાવ્ય હોય છે અને મગફળીના પાકને phosphorus ની જરૂરિયાત શરૂઆતના દિવસોમાં જ વધારે રહેતી હોય છે ત્યાર પછી phosphorus ની એટલી બધી જરૂરિયાત રહેતી હોતી નથી હવે Ammonium Sulphate અને single super phosphate એટલે કે SSB બંને mix કરીને આપણી રીતે ગણતરી કરીને અને આપણે આપણા હેક્ટરની તાસીલ પ્રમાણે આપણે આપણા આ ખાતર જે આપી શકીએ અહીંયા એક વાત ખાસ નોંધે કે ગુજરાતના મોટાભાગના ખેડૂતો કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરના ઉપયોગ વગર પણ સારામાં સારું ઉત્પાદન જે છે એ લે છે તો આપણે પિતાશ્રીનેઆપણી જમીનની તાસીરને સમજીને આપણે પોતે થોડા અખતરા લઈને હું અત્યારે જે તમને આપું છું એ road map આપું છું કે ભાઈ તમારે રાજકોટ થી સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આ રસ્તા ઉપર જવાનું છે આપણી તસવીરને

તો હવે એ તમારી કયા form માં નાખવું તમારી જમીનમાં જો already હોય તો તમે ન આપો તો પણ ચાલે એનો મતલબ કે તમારું પેટ કે ભૂખ્યું ન હોય ભૂખ્યા ન હોય અને રાજકોટ થી સોમનાથ ના જાઓ અને કંઈ ન ખાવ તો પણ હાલી જતું હોય છે એવી રીતના મગફળીના ક્ષેત્રની અંદર તમારી કઈ રીતના ખાતર નાખવો કેમ નાખવું એ થોડું તમારે પણ સમજવાની જરૂર છે હવે આપણે આવી જઈએ અન્ય વિકલ્પ ઉપર તો કે Ammonium Sulphate અને single super sulphate phosphate ના વિકલ્પ થી આપણને આ nitrogen અને phosphorus ની પૂર્તિ જે છે એ કરી શકીએ છીએ આ ઉપરાંત આપણે DAP નો વિકલ્પ પણ ખુલ્લો રાખી શકીએ. અને DAP નો વિકલ્પ જ્યારે આપણે ખુલ્લુ રાખીએ છીએ તો એમાંથી આપણને nitrogen અને phosphorus પણ મળી જવાનો છે એટલે ભલામણ મુજબ આપણે જઈએ તો મગફળીના પાકને વધારેમાં વધારે આઠ થી દસ કિલો DAP ના પાયાની ખાતર ની અંદર જે જરૂરી છે જરૂરિયાત રહેતી હોય છે અને આપણે આપણી મગફળીનું ઉત્પાદન સારામાં સારું લઈ શકીએ અહીંયા ખાસ નોંધે કે DAP છે તેની અંદર જે phosphorus રહેલો હોય છે. તે water soluble પણ હોય છે અને psychiatric acid soluble પણ હોય છે એટલે DAP ની અંદર રહેલું છે છેતાલીશ ટકા phosphorus હોય છે એ પાણીની સાથે તો દ્રાવ્ય થાય પણ અમુક જે મોટાભાગનું phosphorus હોય છે એ માત્રને માત્ર psychiatric acid એટલે acidic acid form ની અંદર જ હોય છે ઓગળતો હોય છે એટલે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જમીનનો ભેજ છે એ ઘણું બધું વધારે છે એટલે આપણી જમીન already acidic નથી.

university ની પણ મગફળીના પાકની અંદર આઠ થી દસ ટન અર સેન્દ્રીય ખાતર અથવા ટૂંકમાં દેશી ખાતરની જે ભલામણ છે એટલે આપણે અમ nitrogen phosphorus ના વિકલ્પ તરીકે

ખાતર નાખવાની ભલામણ નથી છતાં પણ ગુજરાતની અંદર મોટાભાગના ખેડૂતો છે એ પૂરતી ખાતર નાખતા હોય છે આ મેં તમને ભલામણની વાત કરી હવે આપણે આવી જઈએ આપણા ભૂલ ઉપર આપણે જોયું હશે કે મગફળીના પાકની અંદર જ્યારે વ્યવસ્થિત રીતના ચોમાસાની અંદર ભેજ હોય ત્યારે અને આપણે એ રીતે ખાતરોનો અત્યારે કરીએ છીએ ત્યારે જરૂરિયાત નથી તેના કરતાં વધારે ખાતર જ્યારે નાખીએ છીએ ત્યારે આપણી જમીનની મગફળીની અંદર વાનસ્પતિ વૃદ્ધિ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જાય છે ત્યારબાદ એ માણસની વૃદ્ધિને રોકવા માટે આપણે કલ્તાર અથવા અન્ય ઘણા બધા કલટાની અંદર જે કેપ્ટા બ્યુટા નામનું જે Hormones આવે છે અથવા ઘણા બધા આપણા hormones નું stay કરીને એ વાનસ્પતિક વૃદ્ધિને આપણે અટકાવવાનો પ્રયત્ન જે છે એ કરીએ છીએ તો આપણે ખાસ સમજવાનું છે કે જો આપણે આપણા ખેતરની અંદર વાનસ્પતિક વૃદ્ધિ આપણા પાકની ખૂબ જ વધારે થઈ જતી હોય તો એવા કિસ્સાની અંદર આપણે nitrogen યુક્ત ખાતરો જે છે એ આપણી જમીનને ની અંદર આપવાના નથી તો ammonium sulphate એ ખૂબ જ ઓછું આપી અથવા ના આપીએ અને single super phosphate આ પણ તમને જરૂર લાગે એ મુજબ આપી એ ઉપરાંત મગફળીના પાકની અંદર ઘણી બધી વખત ખેડૂતો sulphur પણ પાણીની સાથે પીવડાવતા હોય છે. તો એ ખેડૂતની વાનક વાનસ્પતિક વૃદ્ધિ ખૂબ જ વધી જતી હોય એવા ખેડૂતોને sulphur પણ મગફળીના પાકની અંદર જે ખૂબ જ સીમિત માત્રામાં અથવા તો ન આપવું જોઈએ કે તમે જ્યારે મગફળીના પાકની અંદર sulphur આપો છો ત્યારે એ sulphur nitrogen ની અટેક પણ વધારે છે. આપણને ઘણી વખત એવું લાગતું હોય કે ભાઈ મગફળી તે તેલીબીયા વર્ગનો પાક છે એટલે એને sulphur ની જરૂરિયાત હોય પણ એ હવે સાચી વાત છે sulphur ની જરૂરિયાત છે પણ આપણે પાયામાં super આપેલું છે તો એની અંદર પણ sulphur મળી ગયો વધારાનો sulphur આપણે આપીએ. તો શું થાય તે વાનસ્પતિક વૃદ્ધિ પણ મગફળી વધી જાય એટલે આપણે એક એક સોમવારે sulphur આપીએ છીએ અને બુધવારે ગુરુવારે આપણે વનસ્પતિ વૃદ્ધિ ઓછી થાય તેવી દવાઓ છાંટીએ છીએ એટલે આપણે અમ

મગફળીના પાન છે એ પીળા પડતા હોય છે તો હવે આપણે લોહ તત્વ અને sulphur ની ઉણપના લીધે જ્યારે મગફળીના પાન પીવા પડે ત્યારે બજારની અંદર feras sulphate અથવા હીરા ઘસી નો ઉપયોગ કરી લોહ અને sulphur ની ઉણપ છે તે દૂર કરી શકીએ હવે આપણે અહીયા વધારાની એક ભુલ શરૂઆતમાં પહેલા stage ની અંદર જ્યારે મગફળી પીળી પડે છે. ત્યારે પીળાશને દૂર કરવા માટે આપણે બજારમાંથી એવા ઘણી બધી product લાવીએ છીએ કે જે ના લીધે મગફળીની પીળાશ છે દૂર થાય હવે આ product ની અંદર લોહતત્વ અને sulphur તો છે જ સાથે સાથે મગફળીનું વૃદ્ધિ પણ ઝડપી થાય તેવા પણ ઘણા બધા hormones આપણી સાથે લાવીએ છીએ અને છંટકાવ કરીએ છીએ એટલે આપણે

પાછળ અમુક વસ્તુઓ ન કરવી પડે તેના માટે શરૂઆતમાં અમુક વસ્તુઓ કરવાની નથી એનો મતલબ કે તમારે જો મગફળી ની પીળાશને દૂર કરવી છે તો માત્ર ને માત્ર લોહ અને sulphur આવે બે product વાપરીએ નહીં કે તેની yumic acid કે અન્ય hormones આવે જેનાથી વાનસ્પતિક વૃદ્ધિ થઈ જાય તેવા hormones વાપરીએ કહેવાનો મતલબ કે દરેકની જમીનની તાસીર છે અલગ છે દરેક ખેડૂતના ખેતરની અંદર મગફળી નો વિકાસ જ નથી થતો તો તેને તે પ્રકારના hormones છે nitrogen યુક્ત ખાતરનો ઉપયોગ કર્યો તો વાંધો નથી પણ મોટાભાગના ખેડૂતો છે. તે શરૂઆતના સમયમાં જે રીતે hormones નાખે કે જેના લીધે વારા વાનસ્પતિક વૃદ્ધિ જે છે એ વધારે છે થઈ જતી હોય છે તો અહીંયા થી આ કાળજી લેવાની ખાસ જરૂરિયાત આપણી થઈ જતી હોય છે. આ ઉપરાંત હવે આપણે આવી જઈએ મગફળીના અંદર આવતા રોગની અંદર મગફળીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે બીજને પડ છે ખાસ આપવો જોઈએ. કારણકે જ્યારે આપણે મગફળીને બીજનો અંદર ફૂગનાશકનો કોટ આપણે આપતા નથી તો જમીનમાં રહેલી ફૂગ છે એ ખૂબ ઘણી વખત આપણા બીજની અંદર ચેક કરતી હોય છે જેના લીધે ફુગાવાની અંદર તકલીફ થતી હોય છે તો બજારની અંદર અત્યારે હું રાસાયણિક ખેતી ની પણ વાત કરીશ organic ખેતીની પણ વાત કરીશ તમામ સંકલિત રાસાયણિક અને organic combination થી કઈ રીતના કરાય તેની પણ વાત કરી પછી તમારી રોજી મુજબ તમારી અનુકૂળતા મુજબ તમારી ખેતી જે છે. કરી શકો તો હવે આપણે જ્યારે બીજ જમીન ની અંદર નાખીએ છીએ ત્યારે તેને ફૂગનાશક પઠ પર તેમાં સામાન્ય રીતે થાપ અને vitamin જે આપણા બજારની અંદર મળે છે. અથવા અન્ય કોઈ તમને કોઈ સારો ફૂગનાશક ધ્યાનમાં હોય તેનો પટ છે એ ફરજિયાત છે આપી દેવો જોઈએ હવે જે ખેડૂતો organic ખેતી કરે છે તેના ફૂગના રાસાયણિક ફૂગના સપનો કોટ આપવો નથી. ખેડૂતોએ સુદામોના નામ ના bacteria નો કોટ at a time છાવણી કરવા જતી વખતે bacteria નો કોટ આપી દેવો જોઈએ અને રાસાયણિક ખેતી કરે છે તેવા ખેડૂતે ફૂગનાશક નો પાઠ જો શક્ય હોય તો છ થી બાર કલાક અગાઉ મારવો જોઈએ પરંતુ જો આપણે એવી રીતના અનુકૂળતા ન હોય તો ત્યારે તમે at a time પણ પટ મારીને વાવેતર કરી શકો. પણ રાસાયણિક ખેતી કરતા ખેડૂતોએ છે એ ફરજિયાત છે આપી દેવું જોઈએ સો ટકા organic ખેડૂત ખેતી કરે છે તેવા ખેડૂતો pseudomon bacteria નો at a time વાવણી કરવા જતી વખતે છે એ આપી દેવો જોઈએ.

નફાકારક મગફળી ખેતી છે એ કરી શકવાનું નથી તો અંદર આવે છે try coder માં હારજે નિયમ અને હવે આ treatment રાસાયણિક ખેતી કરતો ખેડૂત પણ લઈ શકે organic ખેતી કરતો ખેડૂત પણ લઈ શકે આ treatment કઈ રીતના લેવાની? તો જ્યારે ખેડૂત પુરવાણ કરીને પુરવાનું કરીને મગફળીનું વાવેતર કરે છે તો પ્રતિ એકર એક કિલો દીઠ strike order માં અને એક કિલો ના પ્રતિ એકાદ દીઠ એટલે કે પાણી ની સાથે પિયર ની અંદર જે છે એ આપી દેવું જોઈએ અથવા જે ખેડૂત વાવણી ની અંદર વરસાદ થઈ ગયા પછી પછી વાવેતર કરે છે તો તેવા ખેડૂતોએ શરૂઆતના દિવસોની અંદર જ જ્યારે મગફળીના ખેતરની અંદર વ્યવસ્થિત ભેજ હોય ત્યારે આ try coder માં ખૂબ અને સુદામા નિવસન coder bacteria બંને at a time mix કરી કોની સાથે mix કરવાના.

compost આવે જેની સાથે mix કરી અને ચોમાસાની અંદર ભેજ હોય ત્યારે try coder માં અને bacteria છે એ આપી દેવા જોઈએ કારણ કે મગફળીના પાકની અંદર શરૂઆતની અંદર ફૂગ આવે છે ત્યાર પછી rhizoton ફોન ફૂગ આવે છે પછી સફેદ ફૂગ આવે છે તો આ કાળી અને સફેદ ફૂગ તમામના નિયંત્રણ માટે આપણે આ મિત્ર ફૂગ એ જમીનની અંદર આપીએ.

organic ખેતી કરે છે તેવા ખેડૂતોની સામાન્ય રીતે આ treatment છે આપતા જ હોય છે ત્યાર પછી આપણે આવી જઈએ હજુ એક પોષણ વ્યવસ્થાપનની અંદર એક વિષય બાકી રહી ગયો.

અને અમારા સૌરાષ્ટ્રની અંદર સોયા અને ડાઢા ગણે છે ખેડૂતો તો ડાટા અથવા સિયા ફૂટે તેવા almost નો છે એ આપણે અત્યારે કરી દેતા હોઈએ છીએ તો hormones treatment છે એ secondary primary treatment છે એ micro Newton ની હોય છે.

મગફળીના પાકને અથવા કોઈપણ વનસ્પતિને સારા પ્રકારના પોષક તત્વોની છે એ જરૂરિયાત રહેતી હોય છે તેમાંથી આપણ Nitrogen phosphorus ની જે ભલામણ છે તેના ખાતરો તો આપણી અગાઉ નાખવાની વાત કરી. મોટાભાગના ખેડૂતો છે એ micro newtriunt નો spray છે એ મગફળીના પાકની અંદર કરતા નથી તો એક થી બે વખત જો micro newtriunt કે જેની અંદર zinc આવે boron આવે manganese આવે coper આવે mollybladem આવે આવી રીતે જો micro newtriunt નો spray એક થી બે વખત આપણે કોઈપણ દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે જો કરી દઈએ. તો આપણે આપણું ઉત્પાદન છે એ વ્યવસ્થિત રીતના ચોક્કસ જે લઈ શકીએ એટલે hormones નો ઉપયોગ કરતા પહેલા micro newtriunt કરવું છે જે ખૂબ જ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા ખેડૂતો છે hormones આડેધડ જે ઉપયોગ કરે છે એટલા બધા સોયા ફૂટી જાય એટલા બધા ડાઘા જમીન ની અંદર બેસી જાય છે પછી તે ખેડૂતો જો વ્યવસ્થિત પોષણ વ્યવસ્થાપન અપનાવે નહીં તો તેના જમીનની અંદર મગફળીની દોરવાની style ખૂબ જ નાની રહી જતી હોય છે કારણ કે છોડની capacity કરતા વધારે સોયા અથવા ડાટા ફોડવાનું hormones તમે spray કરી ચૂક્યા એ દોડવા ન ભરાય તે હું સામાન્ય રીતે બનતું હોય છે તો આપણે મગફળીના પાકની અંદર વ્યવસ્થિત શરૂઆતની અંદર પાયાના ખાતર આપી દઈએ ત્યાર પછી વ્યવસ્થિત micro newtriunt નો spray કરી દઈએ તો automatic કુદરતી વ્યવસ્થા ના ભાગરૂપે જ મગફળી ની અંદર વ્યવસ્થિત અને સારું ઉત્પાદન છે લઈ શકીએ આપણે. પાયાના ખાતર પણ જમીનની તાસીરને જોઈને નાખવાના છે ઘણા ખેડૂતો મગફળીના પાકમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર નથી નાખતા છતાં પણ સારું ઉત્પાદન છે મેળવતા હોય છે આ ઉપરાંત ચોમાસુ season છે તેની હું જમીનનો કોઠો સુધારવાની season છે એ ઘણું છું હવે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો આપણે જોઈએ છીએ કે મગફળીનું છે એ વાવેતર કરે છે જ્યારે મોટાભાગના ખેડૂતો ચોમાસા પહેલા દેશી ખાતર છે જે જમીનની અંદર ભરતા હોય છે તો હવે જે ખેડૂતો ચોમાસાની અંદર દેશી ખાતર જમીનની અંદર ભરે છે.

એ zootobacter નામના જે bacteria આવે છે તેની treatment તેના કેતન ની અંદર છે જે આપી દેવી જોઈએ આ ખૂબ જ લાંબું વિજ્ઞાન છે આના ઉપર આપણે બે થી ત્રણ અગાઉ video મૂકીને ચર્ચા કરી ચૂક્યા છીએ.

અન્યથા આપણે જ્યારે દેશી ખાતર દ્વારા જે carbon નાખીએ છીએ તે અમુક સમય બાદ હવામાં પણ ઉદીને જઈ શકે છે તો આપણે jotobacter નામના bacteria જો આપણે આપણી જમીનના અંદર આપી દઈએ. તો હવા માંથી nitrogen fixation નું કામના bacteria કરશે અને આપણે દેશી ખાતર આપણી જમીનમાં નાખેલું છે તેનું carbon જેટલો લાગે છે તેના કરતાં પણ વધારે carbon આપણી જમીનને લાગી શકે. મતલબ કે જેટલું સ્થિર થવાનો છે તેના કરતાં સારી સ્થિતિમાં carbon આપણી જમીનની અંદર સ્થિર થઈ શકશે દાખલા તરીકે આપણે આપણા ખેતરની અંદર દેશી ખાતર નાખેલું છે આપણા પાડોશી એ પણ દેશી ખાતર નાખેલું છે આપણે જો એ દેશી ખાતર નાખેલા ખેતર ની અંદર ચોમાસામાં bacteria ની treatment આપી દઈએ તો વિજ્ઞાન ના આધારે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે બાજુવાળા ખેડૂત ની સાપેક્ષમાં આપણે આપણું દેશી ખાતર જે નાખેલું છે તેનું સારું પરિણામ અને એની super પરિણામ અને લાંબાગાળાનું પરિણામ એ આપણે આપણી જમીનની અંદર મેળવી લઈએ છીએ તો જ્યારે ચોમાસાની અંદર આપણી ચોમાસા પહેલા જ્યારે દેશી ખાતર નાખીએ તો ચોમાસાની અંદર bacteria ની જે treatment છે એ ખાસ કરી લેવી જોઈએ મેં અગાઉ વાત કરી કે ચોમાસાની season એ કોઈપણ જમીનનો photo સુધારવાની season છે આપણે સૌ જાણીએ છીએ કે જમીને અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર દુશ્મન ફૂગ અને bacteria હોય છે જે આપણા પાકને છે એ નુકસાન કરતા હોય છે એ પછી આપણે ચોમાસા પાક પછી શિયાળુ પાક ડુંગળી કરીએ કે કોઈપણ કરીએ કે ત્યાર પછી આપણે ઉનાળો કરીએ.

ચોમાસાની અંદર આપણે આ દુશ્મન ફૂગની colony ઉપર વ્યવસ્થિત અને સારામાં સારું જો પરિણામ મેળવવું હોય તો આપણે આપણા ખેતર ની અંદર જમીન નો photo સુધારવાના ભાગરૂપે આ મિત્ર ખૂબ અને bacteria ને ચૂંટણી છે એ આપી દેવી જોઈએ આપણી સૌ જાણીએ છીએ કે ભારતે પાકિસ્તાન ઉપર surgical strike કરી તો એ રાત્રિના અંધારા ના અંધારામાં કરેલી હતી દિવસના અજવાળામાં કરેલી હતી નહીં.

ખેતરમાં રહેલા દુશ્મન ફૂગ અને bacteria ઉપર surgical strike ચોમાસાની અંદર આપણી મિત્ર ખૂબ અને bacteria દ્વારા કરી શકીએ છીએ મિત્ર ફૂગ અને bacteria ઉપર વિસ્તૃત માહિતી મેં મારા આગળના video ની અંદર મૂકેલી છે તો તેને તે જોઈ શકો છો. આ ઉપરાંત મગફળીના ખેતીની અંદર આપણે સામાન્ય રીતે આપણો એક એવો વ્યવસ્થા ગોઠવાઈ જાય છે કે આપણે મગફળીના પાકની અંદર ત્રણ થી ચાર વખત પાંચ વખત ફૂગનાશક નો પાક છે એ લેવો પડે પરંતુ આ માન્યતા આપણી તદ્દન ખોટી છે. જો ચોમાસાની અંદર આપણને વરસાદ પછી વ્યવસ્થિત ઉઘાડ એટલે કે વરખ મળી જતી હોય છે અને આપણને ફૂગનો રોગ પ્રભાવી દેખાતો ના હોય તો આપણે જે ખૂબ જ આડેધડ છે એ ફૂગનાશક નાખવાની જરૂરિયાત રહેતી નથી એટલે જરૂરિયાત મુજબ છે ભોગના શક્ય નાખવાના હોય છે આ ઉપરાંત હવે બત્રીસ number છે કાતરી લેવા પાક ઝેપાક છે અથવા એકસો અથીયાવીસ number છે તે મગફળી તો ઘેરુ અને ટેકાની સામે ખૂબ જ પ્રતિકારક ક્ષમતા છે ધરાવે છે તો આપણે આડેધડ ફૂગનાશક નો ઉપયોગ પણ કરવાનું નથી આપણને એવું લાગતું હોય છે કે મોંઘા ભાવના ફૂગનાશક જ સારું પરિણામ આપતા હોય છે પણ મગફળીના પાકની અંદર ચોમાસું પાક ની અંદર આ માન્યતા ખોટી એટલા માટે પડી શકે કારણ કે ચોમાસું પાક ની અંદર મોટાભાગે આપણે ખૂબ જ એ અમ systematic ખૂબ થી ઉપરાત contact control માં લેવાની હોય છે સામાન્ય રીતે contact પૂગના કીટનાશક નો ભાવ છે એ બજારમાં ઓછો હોય છે.

ચોમાસુ ઋતુની અંદર અથવા ઝાકડિયા વાતાવરણ ની અંદર systematic અને contact રોગનું નિયંત્રણ છે તેવા જ ફૂગનાશકનો છે ઉપયોગ છે કરવો જોઈએ છે. બજારની અંદર સસ્તા ભાવથી પણ આપણને મળી જતા હોય હવે આપણે આવી જઈએ વર્ગોની ખેતી કરતા ખેડૂતોની પાસે

લીંબોડી લીમડાના પાનના લીંબોળીનું તેલ છે માત્ર જીવાત નિયંત્રણ જ નથી કરતું તે ફૂગનાશક પ્રતિ વિધિ પણ કરે છે અને antibacterial ગતિ પણ કરે છે. તો organic ખેતી કરતા ખેડૂતોએ સમાનતારે લીંબોળી તેલ અથવા કડવા લીમડાના પાંદડા નો કર્ક બનાવીને ચોમાસુ ઋતુ દરમિયાન મગફળીના પાકની અંદર ફૂગ નિયંત્રણના ભાગરૂપે આ બંને linkoil અને લીમડાના પાનનો કર્ક નો ઉપયોગ છે એ વ્યવસ્થિત રીતના છે એ કરવો જોઈએ આમ જમીનની તાસીરને સમજીને ઓળખીને જ આપણે મગફળીના પાકની અંદર રાસાયણિક ખાતર જે નાખવાના છે. રાસાયણિક ખાતર નાખ્યા વગર પણ ઘણા ખેડૂતો સારું ઉત્પાદન લે છે એ આ હકીકત છે. ઉપરાંત આપણી hormones નો હતી જે કરવાનું નથી છેલ્લી priority આપણે micro newtriunt એટલે કે સૂક્ષ્મ તત્વોને આપવાની છે તત્વો જો છોડ પાસે હશે તો કુદરતની વ્યવસ્થા ના ભાગરૂપે તેનું mechanism જે કંઈ પણ કરવાનું છે એ વ્યવસ્થિત ના ભાગરૂપે કરશે આપણી બહારથી લાંબો છેદ કરવાની જરૂરિયાત નથી આ ઉપરાંત હવે આપણે એક નાની એવી વાત કરીએ અને આપણો video પૂરો કરીએ.

most નો ઉપયોગ કરે તેની અંદર Leoscene હોય ચમત્કાર હોય કંટાળ હોય મેં તમે બધાની અંદર મળતા bacteria brand ના નામ કીધા તો આપણે સૌ જાણીએ છીએ કે આ hormones ની સાથે આપણે જંતુનાશક ફૂગનાશક દવા પણ છંટકાવ છે એ કરી શકતા હોઈએ છીએ તો ખેડૂતો hormones ની સાથે ઘણી વખત monocroto frost પણ છંટકાવ કરે છે ઇયળના જીવતના નિયંત્રણ માટે. આમાં તમે વિરોધાભાસ ને સમજો આપણે સૌ જાણીએ છીએ કે મગફળીના મુનો ક્રોટીક ની અંદર જે philar material હોય છે એ philar material કોઈપણ વૃક વનસ્પતિની વાનસ્પતિક વૃદ્ધિને છે એ પ્રેરિત કરે છે એટલે કે આપણો સૌનો અનુભવ છે કે જ્યારે આપણે monoprotrophos એ પાક ની અંદર છાંટીએ તો આપણા પાકની અંદર નીલવણી છે એ આવે હવે એક બાજુથી આપણે monochroto frost છે એ પાકની બુદ્ધિ ને પ્રેરિત કરી એવી દવાનો છંટકાવ કરીએ છીએ એ જ pump ની અંદર સાથે આપણે વૃદ્ધિ નિયંત્રણ થાય એ રીતની દવાનો spray કરીએ છીએ તો એક જ pump માં વૃદ્ધિ પ્રેરિત અને વૃદ્ધિ અવરોધક દવા આપણે ભૂલથી ખાતરની ખરીદી તેના વેચનારના નામ સરનામા ઉપરના નંબર રાસાયણિક ખાતરનું નામ અને brand લાગુ પડતું હોય ત્યાં બેન છે નંબર વગેરે વિગત, દર્શાવતા પાકા બિલથી જ કરવી અને બિલમાં દર્શાવેલ વિગતો ની થેલી ઉપર દર્શાવેલ વિગતો સાથે ચકાસણી કરીને ખાતરની થેલી ઉપર લખેલ મહત્તમ વેચાણ કિંમત, કરતા વધુ કિંમતે ખાતરની ખરીદી કરવી જોઈએ નહીં. તેથી તેની ઉપર તેના ઉત્પાદકનું નામ અને સરનામું ન હોય ત્યાં તથા રહેલા પોષક તત્વો ના ટકા દર્શાવે ન હોય તેથી થેલીમાં રહેલા પદાર્થ ખાતરને બદલે, અન્ય પદાર્થોની સંભાવના હોય આવી થેલીમાં રહેલ પદાર્થની ખાતર તરીકે ખરીદી કરવી નહીં. રાસાયણિક, ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ ન થવા માટે રાસાયણિક ખાતર, ખાતર ની ઉત્પાદન ઉપર શું અસર થાય છે તેની જાણકારી મેળવીએ.